C માં ફ્રેન્ડ ફ્રેન્ડ ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું ફ્રેન્ડ ફંકશન ફ્રેન્ડ ફંક્શન આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો ફ્રેન્ડ ફંકશન ફ્રેન્ડ ફંક્શન નાં પરિચયથી શરૂઆત કરીએ
આપણે જાણીએ છીએ કે પ્રાઇવેટ ડેટા ક્લાસની બહાર એક્સેસ કરી શકતો નથી
પ્રાઇવેટ ડેટાને એક્સેસ કરવા માટે આપણે ફ્રેન્ડ ફંકશન ફ્રેન્ડ ફંક્શન વાપરીએ છીએ
ફ્રેન્ડ ફંક્શન એ ક્લાસનો મેમ્બર ફંક્શન નથી
ફ્રેન્ડ ફંક્શનને ઓબજેક્ટ વાપર્યા વિના આવ્હાન કરી શકાય છે
ફ્રેન્ડ ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટ તેના ઓબજેક્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે
ચાલો ફ્રેન્ડ ફંક્શનનું ડીકલેરેશન જોઈએ
ફ્રેન્ડ ફંક્શનને ડીકલેર કરવા માટે ફ્રેન્ડ કીવર્ડનો ઉપયોગ થાય છે
ત્યારબાદ આપણે return type રીટર્ન ટાઈપ આપીએ છીએ
function name ફંક્શન નેમ આ ફંક્શનનું નામ છે
ત્યારબાદ આપણે પસાર કરીએ છીએ class name ક્લાસ નેમ તરીકે આર્ગ્યુંમેંટ અને ક્લાસનો ઓબજેક્ટ
ચાલો ઉદાહરણ જોઈએ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
હું તે ખોલીશ
આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયા ઓપરેશન ભજવીશુ
આપણી ફાઈલનું નામ frndસીપીપી છે તેની નોંધ લો
ચાલો હું હમણાં કોડ સમજાઉં
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ
ત્યારબાદ આપણે ક્લાસ એફઆરએનડી ડીકલેર કર્યું છે
આમાં આપણે વેરીએબલો એ અને બી પ્રાઇવેટ તરીકે ડીકલેર કર્યા છે
અહીં આપણે ફંક્શન ઇનપુટ ઈનપુટ પબ્લિક તરીકે ડીકલેર કર્યું છે
આમાં આપણે ઈનપુટ વપરાશકર્તાથી લઈએ છીએ
કોમ્પ્યુટ કોમપ્યુટ તરીકે આ આપણું ફ્રેન્ડ ફંક્શન છે
અહીં આપણે class name તરીકે એફઆરએનડી આર્ગ્યુંમેંટ અને ક્લાસ ફ1 નો ઓબજેક્ટ પસાર કર્યો છે
ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ
હવે આપણે ફ્રેન્ડ ફંક્શન વાપરીને ક્લાસ એફઆરએનડી નાં પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરી શકીએ છીએ
અહીં આપણે કોમપ્યુટ મેથડ વાપર્યો છે
આમાં આપણે યોગક્રિયા ઓપેરેશન ભજવીશું
આપણે એ અને બી વેરીએબલોનો સરવાળો કરીએ છીએ અને ત્યારબાદ વેલ્યુ પાછી આપીએ છીએ
અહીં આપણે ઓબજેક્ટ ફ1 નો ઉપયોગ કરીને બિન મેમ્બર ફંક્શનમાં પ્રાઇવેટ વેરીએબલો એક્સેસ કરીએ છીએ
આ આપણું મેઇન મેઈન ફંક્શન છે
આમાં આપણે ફ તરીકે ક્લાસ એફઆરએનડી નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ
ત્યારબાદ આપણે ઓબજેક્ટ ફ વાપરીને ફંક્શન ઈનપુટ બોલાવીએ છીએ
અને અહીં આપણે ફંક્શન કોમપ્યુટ બોલાવીએ છીએ અને ફ તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ
તમે જોઈ શકો છો કે આપણે ફંક્શન કોમપ્યુટમાં ફ તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરી છે
આને પાસ બાય વેલ્યુ પાસ બાય વેલ્યુ આ મેથડ વાપરીને કરાવાય છે
ફ એ ફ1 ની વેલ્યુમાં પસાર થાય છે
અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ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
હવે ટાઈપ કરો g સ્પેસ એફઆરએનડી ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ એફઆરએનડી
અને Enter દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ એફઆરએનડી Enter દબાવો
તે આપેલ રીતે દેખાય છે Enter થે વેલ્યુ ઓએફ એ એન્ડ બી હું દાખલ કરીશ 8 અને 4 આઉટપુટ આપેલ પ્રમાણે દેખાય છે થે રિઝલ્ટ is 12 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે
ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફ્રેન્ડ ફંકશન ફ્રેન્ડ ફંક્શન ઉદા
ફ્રેન્ડ ઇન્ટ કોમ્પ્યુટ ક્લાસ નામે એફઆરએનડી એન્ડ ઓબ્જેક્ટ ફ1
એસાઇનમેંટ તરીકે એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર